આપ એ ટ્રાય કરી જોવો જો થઈ જઈ તો સારુ છે નકર ના થઈ તો ફરીથી કોલ કરી સકો ઓકે સર આપનો ભી ખુબ ધન્યવાદ કે આપને કોલ અટેન કર્યો

જો તમે નવુ સિમ લેવુ હોય તો એક માઈક્રો સિમ મિનિ સિમ આવે છે અમાર જોડે મિનિ સિમ નો ચાર્જ કઈક વિસ રુપિયા રે અને એક માઈક્રો સિમ આવે એનો ચાર્જ પચાસ રુપિયા રે માઈક્રો સિમમાં પચાસ રુપિયા એટ્લા એટલા માટે કારણ કે એમા તમને સ્ટોરેજ વધારે મડી રેહ્સે કે તમારે કોઈ નમ્બર સેવ કરવા હોઇ ને એ કાર્ડ ની અંદર તો તમને સ્ટોરેજ વધારે મડી રેહ્સે હુ એટ્લે બે સ્ટોરેજ વાળી બે સ્ટોરેજ વાળા સિમકાર્ડ છે જે તમે લઈ સકો કોઇ પણ હા હા હા

હા ચેક કરી લવ તો લઈન પર બન્યા રેહ્જો ઓકે સર આય અમારા સોફટવેર મા ચેક કર્યા પ્રમાણે આપને આપનો જે પલાન લિધો છે ને એમા રોમિંગ ઇંકલુડેડ નથી તો જો તમારે નેશિઓનલ રોમિંગ કરવી હોય તો તમે કોઇ અલગ પ્લાન અકટિવેટ કરાઇ લો તો તમે કોલ કરી સક્શો જેના જેના કરણે તમારો કોલ ડિસ્કનેકટ નઈ થાય આગળ

નેશનલ રોમીંગ જોઈતી હોય તો અમારે આયા વન નાયન્ટી સેવન નો પ્લાન છે સર અમારે આયા તો તમે વન નાયન્ટી સેવન નો પ્લાન કરાઇ સકો જેની અંદર તમને અનલિમેટેડ કોલ મડ્સે નેશનલ રોમીંગ ઈનક્લુડેડ દી મુંબઈ દિલ્હી એમા તમને પર ડે વન જીબી ડેટા પર ડે હંડ્રેડ એસેમએસ અને એની વેલીડીટી રેહ્સે ફિફ્ટી ડેયસ ની

ડેલી ટુ જીબી ડેટા સર તમારે લેવો હોય તો ફોર હંડરેડ નાયંટી એઇટ નો પ્લાન છે ઓકે એનિ અંદર તમને અનલિમિટેડ કોલ્લ્સ મળસે પર ડે ટુ જીબી ડેટા એંડ પર ડે હંડ્રેડ એસેમેસ મલસે જેનિ વેલિડીટી તમને હંડ્રેડ ડેયસ ની રેસે હા સર તમે કોલર ટ્યુન એકટિવેટ કરાવી સકો બટ કોલર ટ્યુન અમરે અહીયાં ચાર્જેબલ છે જેની વન મંથની પેકેજ મા આવે સર બ્ટ પેકેજ મા જે કોલર ટ્યુન આવે ને એ કમ્પની ની કોલર ટ્યુન હોય તો ઓનલી ફોર કમ્પની ની કોલર ટ્યુન વાગે ના સર તમારે સોંગ્સ સોનગ વાળી કોલર ટ્યુન જોતિ હોય છે એનુ અંદર તો તમારે આ કરાવુ જ જોસે અલગ થી જે પ્લાન ની અંદર કોલરટ્યુન આવે છે કમ્પની ની કોલર ટ્યુન હોય છે હુ કમ્પની ની કોલર ટ્યુન તમને મળી રેહસે બટ તમારે જો કો સોંગ વાડી કોલર ટ્યુન જોઇએ તો એ બધા માટે તમારે એક અલગ થી એકટીવ કરાવી પડે ને જેનો ચર્જીસ વન મંથ ફોર્ટિ ટુ રુપિસ રહે છે જેમા થર્ટિ રુપિસ ફિક્સ રેટ હોય એંડ અ ટવેલ રુપિસ એના સોંગ સિલેકસન ના થાય

વાંધો નઈ સર તો આપને કોલર ટ્યુન ન કરાવવી હોય તો કોઇ વાંધો નઈ આપ આપની પ્લાંસ જોડે જે આવે છે ને કોલર ટ્યુન એ તમે એકટીવ કરાઇ શકો. હુ ના સર જો તમે નવુ સિમ લઈ લેસો ને તો તમારા સિમ ની રેંજ વધી જસે પ્લસ એની સ્ટોરેજ ભી તમને વધારે મડસે પ્લસ કે તમારા એરિયા ની આજુ બાજુ મા જ નેટવર્ક છે.

તમે સર એની અંદર વન હંડ્રેડ ટુ ટુ હંડ્રેડ સુધિ ના કોંટેક સેવ કરી સકો મતલબ મેક્સી મેકસિમમ ટુ હંડ્રેરેડ તમે સેવ કરી સકો

એક દમ નોરમલ વાળું સિમ હે છે ને સર ટેન રુપિસ નુ છે એમા તમે મેકસિમમ ટવેંટિ ફઈવ યા ફિફટી સુધિ તમે સવે કરી સકો છો અ એનિ મેકસિમમ લિમિટ ફિફટિ નિ છે.

એકચુલમા જે સર છે ને બેનિફિટ પેલા બોવ મલતા તા નવા સિમ મા જેમ લાઈક કે તમે નવુ ટવેંટિ રુપિસ નુ કાર્ડ લો તો એમ તમને કાઇક ફોરટી ફાઈ વેલીડીટી મળે અને અનલિમિટેડ કોલ ને એવુ બધુ મળતું તુ અત્યારે કમ્પની એ એ બધુ બંધ કરી દિધુ છે તો એ તો પોસીબલ નથી ટવેન્ટી રુપિસ નુ તમે કરઈ લો ને તો એમ તમારે અલ્ગ એફઆર પી રિચાર્જ આવે અમારે બે કે ત્રણ એફાઆર પી રીચાર્જ જે તમને વધુ બેનિફિટ આપસે વન જિરો એઈટ થી સ્ટર્ટ થાય છે તે ટુ ફોર્ટિ નાઇન સુધી ના વન જિરો એઈટ કરાવો તો ટવેંટી એઈટ ડેયસ ની વેલિડીટી આવ્સે અને તેની અંદર અનલીમીટેડ કોલ પર ડે વન જીબી ડેટા એંડ ફાઇવ હંડ્રરેડ એસેમેસ ટવેંટી એઈટ ડેયસ માટે તો સર આપ ટુ ફોરટી ફાઇવ રુપિસ નુ રીચાર્જ કરાવી સકો જેમા તમારે ફોર્ટી ફાઈવ ડેય્સ ની વેલિડીટી મલે છે અનલિમિટેડ કોલ પર ડે ટુ જીબી ડેટા એંડ પર ડે હંડ્રેડ એસેમેસ

ના સર તમે જો એક વાર એફઆર થી રિચાર્જ કરાવો ને તો બીજી વાર તો બિજિ વાર એફઆર રીચાર્જ ન થઈ સકે એના ડેતલ મા બીજુ કોઈ રીચાર્જ થાય.

હા હા હા જો તમારે વધારે દિવસો વાડી વેલિડિટી જોઇતી હોય ને વધારે અ બેનિફિટ્સ જોતા હોય તો તમે એસ અ એફઆર થી રીચાર્જ કરાવી એક્ટીવેટ કરાવી સકો

ઇનટર્નશનલ રોમિંગ માટે સર પર મિનિટ નો ચાર્જસ છે થર્ટી રુપીસ એંન્ડ નાઈંટી એઈટ પૈસા હુ જેમ કે આ ચાર્જિસ મે તમને યુએસ નો કીધો છે એ ડીપેન્ડ કરે છે કે તમે કઈ કંટ્રી મા કોલ કરો છો એ કંટ્રીની કરંસી પ્રમાણે ચાર્જિસ લાગસે. હુ હ સર આ તમારુ નેશનલ રોમિંગ વાડુ સિમ છે તો આ ચાલી શકે અને તમારો પ્લાન ભી નેશનલ રોમિંગ નો છે તો ચાલી જ્સે પ્રોબલમ નઈ પડે

વાંધો નઈ સર હુ લાઇન અર જ છુ તમે સોચી લોકે કઈ કઈ મહિતી તમારે લેવી છે

એક્ટુઅલ મા સર એવુ કાઇ ના હોય જ્યા ટાવર નખ્વાના હોય એ ગવર્મેંટ જમીન હોય જેમ કે હાઈવે રોડ છે ને ઓકે હાઈવે રોડ ની બાજુમા જ એક થાંભલા આવે ને સટ્રેટ લાઇટ એની સાઇડ સાઇડ મા અમે ટાવર લગવિએ નાના નાના ગામ્ડાઓ માટે જેથી એ ટાવર થી તમને એક નેટવર્ક આવે એટલે કોઇ એક ખેતર ખેતર કે કોઇ ખેડુત ની જમિન લઈ ને અમે એક ટાવર નથી નાખતા એટલે અવી કોઇ સ્કિમ છે નઈ અવઈલેબલ ના સર એવુ નથી હોય સક્તુ એકટુઅલી એ બિજા કમ્પની ના સ્કિમ હસે બાકી અમારે કમ્પની મા એવી કોઇ સ્કિમ નથી.

એકદમ મતલબ કેટલા દિવસની વેલિડીટી વાડું રીચાર્જ જોઇએ તમારે જો સર એક ટવેંટિ ડેયસ માટે ફોર્ટી નાઇન નુ રીચાર્જ છે જેમા હંડ્રેડ મિનિટ ટોક્મટાઈમ મળે એન વન જીબી ડેટા પછી ત્રણ મહિના માટે વન નાઇંટી સેવન નુ રિચાર્જ છે જેમા અનલિમિટેડ કોલ તમને eighteen days per day one gb data eighteen days per day hundred SMS eighteen days એની મેઈન વેલિડિટી હંડ્રેડ ડેયસ ની રેહસે એંડ તમારે છ મહિના માટે થ્રી નાઈનટી સેવન નુ રિચાર્જ છે જેની અંદર તમારે unlimited calls sixteen days per day two two gb data sixteen days per day hundred SMS sixteen days એંડ ધેન આપનો ઈંકમિંગ ચાલુ રે જો તમારે એવુ કોઇ રિચાર્જ જોતુ હોય ને તો એ પણ અવઈલેબલ છે સો રુપિયા મા તમે તમને મડે જેનિ અંદર તમને પચાસ દિવસ ઇ વેલિડિટી મલે એમા તમારે ખાલી ઇંકમિંગ્સ ચાલુ રે હુ સો રુપિયા મા પચાસ દિવસની વેલિડિટી જેમા તમારે ખાલી ઇંકમિંગ ચાલુ રે એંન્થી વધારે દિવસની હજુ બે રિચાર્જ છે એક છે ડોઢસો રુપિયા જેનિ અંદર તમને હંડ્રેડ દિવસની વેલિડિટિ મલે એન ધેન એક છે ટુ હંડ્રેડ રુપીસ જેમા તમને વન હંડ્રેડ એન ફિફટિ ડેસ ની વેલિડીટી મલે તો તમે આ ત્રણ થ્રી રિચાર્જ માથી કોઇ પણ વન રિચાર્જ તમારે જે સારુ લાગે એ કરાવી સકો હુ ઓર કોઇ જાણકારી સર

ખાલી ડેટા માટે પણ આવે છે તમારે કેટલા દિવસ સુધી જોઇએ ને કેટલા એક પર ડે કેટલો ડેટા જોઇએ કે પછી આખા મંથ નુ ડેટા જોઇએ એક મહિના માટે સર ફિફટી સિકસ રુપિયા નો પ્લાન છે જેમા તમને આખા મહિના દરમિયાન વિસ જીબી ડેટા મલસે જે ડેટા તમારે આખા મહિના મા વાપરવાના ઓકે સર આપને અન્ય કોઇ જાણકારી લેવી છે આના સિવાય ઓકે સર તો આપ ક્યાથી વાત કરો જણી સકુ

હુ હુ હુ હુ હા હા હા હા

અછા અછા એક્ચુલ મા હુ છે ને અહિયા અમદાવાદ રવ છુ જે અમદાવાદ સિટી છે ને અમદાવાદ ની અંદર આ કાકરિયા તો ખબર હસે ને ફેમસ છે.

સુરેન સુરેંદ્રનગર મા એક ઓફિસ છે તમે કિધુ ને એમ મુડી વિલેજ હા મુડી વિલેજ ની સાઇડ મા જ એક એડરેસ છે ત્યા કણે તમને

ફોન અને તમારા ડોક્યુમેન્ટસ લઈ ને ત્યા જઈ સકો અને ત્યા બતાવી સકો અને કાર્ડ લઈ ને જઈ સકો જેનથી તમારા જે કાર્ડ ની અંદર મેસેજ આવેલા હોય ને ટેકસ્ટ મેસેજ એ તમે ઓફિસ જઈ ને બતાવો ને કે જો મે આટલી કોમ્પ્લઈંસ મે કરેલી છતા તમે સોલુશન નથી કરી રહ્યા તો એ લોકો આપની કમપલઈન નુ સોલુસન વધારે જલ્દી થી કરી સકે

જો સર તમારે જાતે જાણવુ હોય ને તો કમ્પની ની એક ઓફિસિયલ વેબ અ વેબસાઈટ આવે કા તો તમને વેબસાઈટ પન યુસ કરતા ના ફાવે ને તો કમ્પની ની ઓફિસિયલ એપલિકેશન આવે છે જે તમે પ્લે સ્ટોર પર જઈ ને એપલિકેશન ડાઉનલોડ કરી સકો અને એપલિકેશન ડાઉનલોડ કરો ને તો તમારા નમ્બર થી તમારે એની અંદર લોગીન કર્વાનુ રે જેથી તમારુ નવુ આઈડી બની જઈ બરાબર કમ્પની તરફથી અને આઈડી બને ને એની પછી તમારે જે પણ જેટલા પણ પ્લાન કરવા હોઇ જેટલા દિવસ માટે કરવા હોય એ બધા ની ડિટઈલ્સ એમા સો કરી દે

જેથી કે તમારે કોઈ દુકાને ના જવુ પડે કાઈ પણ રિચાર્જ કરાવા માટે

Water pollution જેને ગુજરાતીમાં જળ પ્રદૂષણ કહે છે તો પ્રદૂષણમાં તો જળ પ્રદૂષણ હવા પ્રદુષણ જમીન પ્રદૂષણ ઘણા પ્રકારના પ્રદૂષણ આવે છે એમાં આપણે જળ પ્રદૂષણ વિશે વાત કરીશું બરાબર ગ્રહ પર આપણે જે પૃથ્વી છે એના પર અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે સૌથી વધુ જે મહત્વપૂર્ણ સ્ત્રોત કહેવાય તો એ પાણી છે જળ જે આપના ગ્રહ પૃથ્વી પર જીવનનો સાર છે તેમ છતાં જો તમે ક્યારેય તમારા શહેરની આસપાસ નદી અથવા તળાવ જોશો તો તે તમારા માટે સ્પષ્ટ થશે કે આપણે જળ પ્રદૂષણની ખૂબ જ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ ચાલો આપણે આપણી જાતને પાની અને પાણીના પ્રદૂષણ વિશે થોડીક વાત કરીશું બરાબર તો જેમ તમે પહેલાથી જ જાણો છો કે પાણી દરેક જગ્યાએ અને ચારે બાજુ છે બરાબર પૃથ્વીમાં ત્રણ ભાગ પર પાણી અને એક ભાગ પર જમીન છે

પ્રક્રિયા છે જે પ્રકૃતિમાં સતત ચાલતી રહે છે તે pattern છે જેમાં મહાસાગરો સમુદ્ર તળાવો વગેરે નું પાણી બાષ્પીભવન થાય છે અને વરાળમાં ફેરવાય છે જે ફરી ને ઘનીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને અંતે વરસાદ અને બરફ તરીકે પૃથ્વી પર પાછા પડે છે જળ પ્રદૂષણએ જળ સંસ્થાનું પ્રદૂષણ છે જેમ કે મહાસાગરો સમુદ્ર તળાવ નદી જલભર ભૂગર્ભજળ સામાન્ય રીતે માનવ પ્રવૃત્તિઓને કારણે થાય છે જળ પ્રદૂષણ એ પાણીના ભૌતિક રાસાયણિક અથવા જૈવિક ગુણધર્મો

પીવાનું પાણી જેને પીવા લાયક પાણી કહેવાય છે તે માનવ અને પ્રાણીઓના વપરાશ માટે પૂરતું સલામત માનવામાં આવે છે જળ પ્રદૂષણના સ્ત્રોત શું હોય શકે તો જેમ કે ઘરેલુ કચરો ઔદ્યોગિક પ્રવાહ જંતુનાશક અને જંતુનાશકો Detergent અને ખાતર કેટલાક જળ પ્રદૂષણ સીધા સ્ત્રોત દ્વારા થાય છે જેમ કે factory ઓ કચરો વ્યવસ્થાપન સુવિધાઓ

પરોક્ષસ્ત્રોતમાં પ્રદૂષકોનો સમાવેશ થાય છે જે ભૂગર્ભ જળ અથવા માટી દ્વારા અથવા તેજાબી વરસાદ દ્વારા વાતાવરણ દ્વારા જળાશરયમાં ભરાય છે જળ પ્રદૂષણથી અસરો શુ થાય આપણા પર તો જેમ કે પહેલું તો રોગ માનવીઓમાં કોઈપણ રીતે પ્રદૂષિત પાણી પીવાથી અથવા તેનું સેવન કરવાથી આપના સ્વાસ્થ્ય પર ઘણી વિનાશક અસરો થાય છે typhoid cholera hypothesis અને અન્ય વિવિધ રોગોનું કારણ બને છે Eco system નાબૂદ થાય છે eco system અત્યંત ગતિશીલ છે અને પર્યાવરણમાં નાનો ફેરફારને પણ પ્રતિક્રિયા આપે છે વધતા પાણીના પ્રદૂષણને જો અન્ન check કરવામાં આવે તો સામગ્ર eco system બરબાદ થઈ શકે છે eutrophication પાણીના શરીરમાં રસાયણોનું સંચય અને પ્રેરણા સેવાળના વિકાસનો પ્રોત્સાહન આપે છે સેવાળ તળાવ અથવા તળાવની ટોચ પર એક સ્તર બનાવવામાં આવે છે બેક્ટેરિયા આ સેવાળ ને ખવડાવે છે અને આ ઘટના પાણીના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટાડે છે જે ત્યાંના જળચર જીવનને ગંભીર અસર કરે છે ખાદ્ય શૃંખલાની અસરો જ્યારે ચર્ચા પ્રાણીઓ માછલી ઝીંગા દરિયાઈ ઘોડા વગેરે

જળ પ્રદૂષણથી આપણે નિવારણ કઈ રીતે લાવી શકીએ તો મોટા પાયે આપણે જળ પ્રદૂષણને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ તેની હાનિકારક અસરોને ઘટાડવાનો પ્રયાસ કરવાથી થઈ શકે છે તો એવા અસંખ્ય નાના નાના ફેરફાર છે કે જે જ્યાં પાણીની અછત હોવા એવા ભવિષ્યથી બચાવવા માટે આપણે કરી શકીએ છીએ પાણી બચાવો પાણીનો સંરક્ષણ એ અમારું પ્રથમ લક્ષ્ય હોવું જોઈએ પાણીનો બગાડ કે વૈશ્વિક સ્તરે એક મોટી સમસ્યા છે આપણે હવે આ મુદ્દે જાગૃત છીએ ઘરેલુ રીતે કરવામાં આવેલ નાના નાના ફેરફારો મોટા તફાવત લાવશે ગટરની treatment કચરાના ઉત્પાદનોનું જણાશયોમાં નિકાલ કરતા પહેલા તેની સારવાર કરવાથી મોટા પાયે જળ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે છે કૃષિ અથવા અન્ય ઉદ્યોગોમાં આ ગંદા પાણીના ઝેરી ઘટકોને ઘટાડીને તેનો પુન ઉપયોગ કરી શકે. પર્યાવરણ મૈત્રિપૂર્ણ ઉત્પાદનનો ઉપયોગ દ્રાવ્ય ઉત્પાદનો નો ઉપયોગ કરીને જે પ્રદૂષક બનતા નથી આપણે ઘર દ્વારા થતા પાણીના પ્રદૂષણની માત્રા ઘટાડી શકીએ છીએ દરેક નાના નાના મોટા વ્યક્તિની જવાબદારી છે કે આપણે જળ પ્રદૂષણ અટકાવવા માટે પગલાં લેવા જોઈએ તેમાંથી એક નૈતિક ફરજ company ઓને ઓછામાં ઓછું જળ પ્રદૂષણ થાય તેવા કાર્યો કરવા જોઈએ કારણકે આપણે ગુજરાતીમાં તો એક સુ વાક્ય છે જળ એ જ જીવન તો જળ જ નહીં રહે તો જીવન જ ક્યાંથી રહેશે તે માટે આપણે જળ પ્રદૂષણને ઘટાડવું જોઈએ જળ પ્રદૂષણ ને આપણે જેટલું થાય એટલું ઓછું બને એવું આપણે સરકારે કાયદામાં લાવવું જોઈએ જેથી જળ પ્રદૂષણ ઘટી શકે જળ પ્રદૂષણને ઘટાડવા માટે આપણે જે factory ઓ છે એ જે તળાવમાં નદીમાં ગંદુ ગંદુ પાણી છોડતા હોય છે એને અટકાવવું જોઈએ જેથી આપણે જળ પ્રદૂષણને નિયંત્રણમાં લાવી શકી જળ પ્રદૂષણને ઘટાડવા માટે main સ્ત્રોત આપણું આ જ છે જેને આપણે english માં water pollution કહે છે જળ પ્રદૂષણ ને અટકાવવા માટે આપણે જે ઔદ્યોગિક એકમો પાણીનો સતત વપરાશ કરતા હોય તેને દૂષિત પાણીના શુદ્ધિકરણ ની યોજના રજૂ કરે છે તે જ પછી પરવાનગી કે માન્યતા આપવાનો આગ્રહ રાખી તેનો અમલ કરવો જોઈએ ઉદ્યોગો વસાવતીથી દૂર સ્થપાય તેની સરકારે તેમ જ સ્વૈચ્છિક

કારણ કે જળ પ્રદોષણ થી ઘણા બધા રોગો થાય છે જેમ કે પાણીના પ્રદૂષણના કારણે પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ ખતરનાકતા સાબિત થાય છે સામાન્ય રોગો ઉપરાંત યકૃતના રોગો heja polio fluorosis જેવી જીવલેણ બીમારી થઈ શકે છે એક અનુમાન અનુસાર લગભગ પચીશ હજાર લોકો પ્રદૂષિત પાણી ને લગતા રોગોથી વિશ્વમાં દરરોજ મૃત્યુ પામે છે તેના કારણે આપણે જળ પ્રદૂષણને નિયંત્રણમાં રાખ

hello ભાઈ ગોવિંદ શું કરે છે ભાઈ કઈના ભાઈ બસ તને ખબર છે ને competition exam ની તૈયારી કરી રહ્યો છુ તો current વાંચી રહ્યો છુ તુ શું કરે છે બસ મુ એ પણ યાર મુ હાલ entrance exam આવે ને cmet mba માટે એની તૈયારી કરું છુ હું પણ હાલ અત્યારે તો current affair જ વાંચી રહ્યો છુ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

પણ મન નથી લાગતું જે વીસ હજાર હોય કેમ કે આવી મોટી હોનારોત હોય તે હતો point આંઠ તો એને આમ જોવા જઈને તો પચાસ હજારથી ઉપર માણસો ચોક્કસ પણે મર્યા હોય

હા પણ એ વર્તમાન પત્રમાં એટલાં માટે નથી આપતા કારણ કે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 તે કહ્યું ને પચાસ હાજર તો એના પર એના કરતા પણ વધારે લોકો માર્યા ગયા છે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 બે technolic plates જ્યારી એક બીજા સાથે અથડાય છે એટલે કે જમીન મા તેમની હલનચલન થાય તો બહાર ની એરિયા માં ભૂકંપ આવ છે કરોડો વર્ષો પેહલાં ocian plate અને asia ની plate એક બીજા અથડાય તો હિમાલયનું સર્જન થયું હતું મારા અંદાજથી બહુજ ખતરનાખ ભૂકંપ હોઈ શકતો હતો પણ આ જે ભૂકંપ આયો ને તો seriya અને turki મા ખુબ જ જાન હાની થઇ તો જે આપને જે માણસ છે તે જમીનમાં અનિયંત્રિત ખોદકામ કરે છે mining કરે છે crude oil નીકાળે છે ભૂગર્ભ જળ નું વપરાશ કરે છે આ બધા reason પણ તેના પાછલ જવાબદાર હોઈ શકે છે હા યાર મને તે કહ્યું ને આ બધું માનવીના કારણે થાય છે આ તો માનવીને જે અત્યારે જે આ કુદરતી ઘટનાઓ ઘટી રહી છે એના પાછળ માનવીનો જ હાથ છે એના કારણે જે પ્રદુષણ વધી રહ્યું છે અથવા તો જે બધી અલગ અલગ જે જમીનમાં ખોદકામ છે ખાણો બનાવી જે ઊંડામાં ઊંડા સુધી ખાણો બનાવે છે અને જે petroleum કાઢવા માટે મોટા મોટા કુવાઓ કરે છે એના કારણે યાર શું એ જમીનમાં જે થવું ના જોઈએ એ થાય છે એના કારણે ભૂકંપ પછી અલગ અલગ બીજી જે કુદરતી ઘટનાઓ છે એ ઘટતી રહે છે હા એ તે વાત સાચી કરી અને બીજું શું કે દુનિયામાં શું હોય કે આ current affair તો Malaysia દેશ છે ત્યાં આવું બધું વધારે હોતું નથી અને ભારત પાકિસ્તાન આ બધા દેશોમાં પણ તેની સંભાવના રહેલી છે preddiction રહેલી છે પણ એ ના જોતા તમે એ જોયું કે ભારત technology ના મદદથી જે તરંગ જાન થઇ બધાને ભારતે પોતાની સહાય મોકલી એ જ રીતે ભારત અફઘાનિસ્તાન ને મદદ કરી રહ્યો છે મેં એવું વાંચ્યું પણ હતું કે શ્રીલંકા કંગાળ થઇ રહ્યું છે પાકિસ્તાન ની પણ હાલત economy ખરાબ થઇ રહી છે તો આ બધામાં ભારત કે જે હવે વિકાસશીલ દેશ તરીકે આગળ જ છે બધાને સહાય કરશે તો એના થી શું થશે તેની આજુબાજુ જે દેશો છે તેના મિત્રો બનશે અફઘાનિસ્તાન ને મદદ કરવાથી ચીન સામે લડવા મદદરૂપ થશે કેમ કે ચીન અને ભારત શત્રુ દેશો છે અને જયારે ભારત અને અફઘાનિસ્તાન મિત્રો બને તો તેનો સારું છે આ બધી કુટનીત્તીયો પણ રહેલી હોય છે જયારે અમુક લોકો એવું વિચારે કે ભારત ખોટી મદદ કરી રર્હ્યો છે આવું નથી હોતું એ સાથે સાથે ગુજરાતમાં ભાજપ સરકારે એકસો છપ્પન સીટ જીતી બહુ જ સારી જીત હતી મને લાગે છે કે આવનારી exam મા આં પ્રશ્ન માં આ પ્રશ્ન હશે હા યાર તે વાત સાચી કરી યાર કે જે ગુજરાતમાં જે એક્સો બાવન સીટ જે જીતી છે યાર જે ભાજપ તે બહુજ બહુજ જોરદાર જીત કેવરાય કારણ કે યાર એ ચુટણી ના ઈતિહાસ મા એ નામ લખાઈ આયુ કે ભાજપ ની આટલી સીટો તો એ ભાજપ ની લોકપ્રિયતા બચાવે છે કે જે ભાજપ ની લોકપ્રિયતા ગુજરાતમાં કેટલી છે તો એ હિસાબ થી એ કે એક્સો બાવન જેટલી સીટો લાવી શક્યું તો મને લાગે છે કે આવનારા સમય માં પણ ભાજપ ભાજપ નો record

હા તે હોઈ શકે અને મેં એવું પણ જોયું હતું અમાર booklet માં કે દિલ્લી માં જે આમઆદમી party ની સરકાર છે તે student માટે બહુ સારું કામ કરી રહી છે તેમને એવી પ્રાથમિક શાળાઓ બનાવી હતી જે private school જેવી જ હોય છે english medium હોય ત્યાં સારી સારી facilities હોય તો આપણ એક સારી દિશામાં પગલું હોઈ શકે છે એજ રીતે જે આમઆદમી party જે હતી તેને મારા અંદાજે તેર સીટો મેળવી હતી પણ તેને પોતાનો એક સ્થાન નક્કી કર્યું કે તે પણ હવે રાષ્ટ્રીય party બનવા જઈ રહી છે હા તે વાત સાચી કરી જે દિલ્લી મા જે આમઆદમી party છે બહુ સારું કામ કર્યું છે તેના કારણે પંજાબમાં પણ આવાનો chance મળ્યો છે અ તે student માટે ખુબ જ સારું કામ કરે છે જેને બધીજ private school ને goverment school મા ફેરવી નાખવાનો કાયદો કર્યો છે public સાથે અને તે lightbill મા થી lightbill મા પણ અમુક voltage free આપે છે અને ઘણી બધી એવી સુવિધા આપે છે જેના કારણે એની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે હા એ વાત સાચી છે અને તમે જોવો કે આપનો જે ભારત દેશ છે એમાં bullet train આવા જઈ રહી છે અને એનાં પર project હાથ ધરાઈ રહ્યો છે આ એકદમ તાજા ખબર છે કે bullet train નું કામ ખુબ જડપી ચાલી રહ્યું છે એ સાથે સાથે ઘણા ખરા bridge નું ઉદઘાટન પણ થઇ ચુક્યું છે પહલા શું હતું કે ફાટક પાસે લોકોને ઉભા રહવું પડતું પણ હવે bridge ની સંખ્યા વધી ગઈ છે આ મોદી સરકાર ના રાજ મા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 તે વાત સાચી કરી કે અયોધ્યામાં રામમંદિર નું છે અને પછી આ bullet train નું જે બોમ્બે થી અહમદાવાદ વચ્ચે જે

એ ભારતમા આવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ભારતમાં આયી જશે હા એ tesla જો ભારતમાં આવી જશે તો ભારતના most of ev ના સાધનો એટલા વધી જશે કે ના પૂછો વાત એના કારણે એના કારણે ન પાછો વાત આપડા ભારતના વાતાવરણમાં જે પ્રદુષણ પ્રમાણ જે જેટલું દિન પ્રતિદિન વધતું જાયે છે તે ઓછુ થશે અને એના કારણે જો એના કારણે આપના પાસે જે petroleum અને diesel ની જે વધાર પડતી આયાત કરવી પડે એ પણ આપણે ઓછી કરવી પડશે

હા તે સારા steps હોય છે કે જે એ સાથે જ મેં જોયું કે જે વિદેશ મંત્રી છે નિર્મલા સીતારામન કે તે એ પણ ના નાણા મંત્રી નિર્મલા સીતારામન એમને budget રજુ કર્યું હમણાં જ budget આવ્યું છે ને તેમાં યોજનાઓ કે જે ખેડુતો માટે વિદ્યાર્થીઓ માટે બહુ જ સારી સારી યોજનાઓ રજુ કરવામાં આવી છે આવાનારા સમય માં ભારતને વિકસિત દેશ તરફ લઈ જવાની ધારણાઓ કરવામાં આવી રહી છે હા એ વાત તો સાચી કરી કે જે budget મા જે નવી નવી યોજનાઓ બાર પાડવામાં આવી છે જે તે આવનારા ભારતના ભવિષ્ય માટે બહુ જ સારી છે અને તેમાં તેમાં જેના પર સરકાર અને જે department છે જે બહુ જ સારી રીતે કામ કરી રહ્યાં છે એ પણ જાણવા મલ્યું રહ્યું છે અને તને એ જોયું તું Ukraine અને જે Russia ના વચ્ચે ભારતનો એક મહત્વનું યોગદાન હતું અને ભારતનું

તમને એક સારી એવી respons અનેસારો એવો facility મળી શકે છે અને એ આપડે એ જોઈ શકીએ છે ભારત કેવી રીતે આગળ વધી રહ્યું છે હા એ વાત તમારી બિલકુલ સાચી ને તમે પેલું જોયુ કે જે flying taxi આવી રહી છે કે dubai એનો expo થવાનો છે તે જે car હોય છે તે flying car બની જશે અને આવનારા future તે એકદમ common બની જશે હા મેં જાણીતોની ને video પણ youtube પર જોયા હતા એના tutorial અને video જે હતા ને એના પણ એવું કે જે expo જે થવાનું છે મને લાગે છે એ યાર જડપ થી dubai માં હાલ આવે છે ને અને પછી જડપથી દુનિયા માં દુનિયાભરના દેશોમાં એ flying taxi taxi છે એ જલ્દી થી જલ્દી બધે દુનિયામાં ફેલાઈ જશે તો મને એવું લાગે છે કે ભારતમાં પણ એ જલ્દીથી જલ્દી આવી જશે ભવિષ્યમાં તમે શું કહશો આના પર